માણસો ઘણા બધા દેખાઈ રહ્યા છે ઈમારતો પણ ઘણી બધી દેખાઈ રહી છે લીલાછમ વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે બેગો અને શૂઝ મુકેલા જમીન પર દેખાય છે.

આ ચિત્ર કોઈ સ્કૂટર ની સ્ટોર નું દર્શાવતું દેખાય છે બ્લોકો પીળા લાલ અને વાઈટ દેખાય છે.

સ્કૂટરો વાઈટ કલર ની દેખાઈ રહી છે માણસો ઘણા બધા દેખાઈ રહ્યા છે.

લીલાછમ વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે આકાશ વાઈટ રંગનુ દેખાઈ રહ્યુ છે.

આ ચિત્ર કોઈ કુદરતી દ્રશ્ય દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે.

આ ચિત્ર કોઈ ધાર્મિક મંદિરને દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે.

વીજ બીલ સ્વીકાર કેન્દ્ર નામનું પોસ્ટર દેખાઈ રહ્યું છે લીલાછમ વૃક્ષો દેખાઈ રહ્યા છે.

આકાશ સફેદ રંગનું દેખાઈ રહ્યું છે ઊંચા ઊંચા પર્વતો પણ દેખાઈ રહ્યા છે.

ઘર પણ સફેદ રંગનું દેખાઈ રહ્યું છે લીલાછમ વૃક્ષો દેખાય છે.

સાંઈ એલ્યુમિનિયમ ફેબ્રીકેશન નામનું બોર્ડ પણ દેખાય છે બારીઓ પણ દેખાઈ રહી છે.

બેસવા માટે એક બાકડો પણ દેખાઈ રહ્યો છે બ્લોક લાલ અને લીલા રંગના દેખાય રહ્યા છે.

ચિત્ર એક સ્ટોર ને દર્શાવતું દેખાઈ રહ્યું છે સ્ટોર ની અંદર બે બેસવા માટે લાલ કલર ની ખુરચીઓ દેખાઈ રહી છે ટેબલ પર એક સ્કેનર પણ દેખાઈ રહ્યું છે.